મારા પ્રિય દેશવાસીઓ નમસ્કાર
મન કી બાત અર્થાત્ તમારી સાથે મળવાનો એક શુભ અવસર અને પોતાના પરિવારજનોને જ્યારે મળીએ તો કેટલું સુખદ હોય છે કેટલું સંતોષજનક હોય છે મન કી બાત દ્વારા તમને મળીને હું આવી અનુભૂતિ કરું છુ અને આજે તો આપણી સંયુક્ત યાત્રાનો આ 108મો એપિસૉડ છે
આપણે ત્યાં 108 અંકનું મહત્ત્વ તેની પવિત્રતા એક ગહન અધ્યયનનો વિષય છે
માળામાં 108 મણકા 108 વાર જાપ 108 દિવ્ય ક્ષેત્ર મંદિરોમાં 108 પગથિયાં 108 ઘંટ 108નો આ અંક અસીમ આસ્થા સાથે જોડાયેલો છે
તેથી મન કી બાતનો આ 108મો એપિસૉડ મારા માટે વધુ વિશેષ બની ગયો છે
આ 108 એપિસૉડમાં આપણે જનભાગીદારીનાં અનેક ઉદાહરણ જોયાં છે
તેમાંથી પ્રેરણા મેળવી છે
હવે આ પડાવ પર પહોંચ્યા પછી આપણે નવી રીતે નવી ઊર્જા સાથે અને ઝડપી ગતિ સાથે વધવાનો સંકલ્પ લેવાનો છે
અને તે કેટલો સુખદ સંયોગ છે કે કાલનો સૂર્યોદય 2024નો પ્રથમ સૂર્યોદય હશે આપણે વર્ષ 2024માં પ્રવેશ કરી ચૂક્યા હોઈશું
તમને સહુને 2024ની ખૂબ ખૂબ શુભકામના
સાથીઓ મન કી બાત સાંભળનારા અનેક લોકોએ મને પત્ર લખીને પોતાની યાદગાર પળ વહેંચી છે
140 કરોડ ભારતીયોની એ શક્તિ છે કે આ વર્ષે આપણા દેશે અનેક વિશેષ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે
આ વર્ષે નારી શક્તિ વંદન અધિનિયમ પસાર થયું જેની પ્રતીક્ષા વર્ષોથી હતી
ઘણા બધા લોકોએ પત્રો લખીને ભારત પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા પર પ્રસન્નતા વ્યક્ત કરી
અનેક લોકોએ મને જી20 શિખર પરિષદની સફળતાની યાદ અપાવી
સાથીઓ આજે ભારતનો ખૂણેખૂણો આત્મવિશ્વાસથી ભરપૂર છે
વિકસિત ભારતની ભાવનાથી આત્મનિર્ભર ભાવનાથી ઓતપ્રોત છે
2024માં આપણે આ ભાવના અને ગતિને બનાવી રાખવાની છે
દિવાળી પર વિક્રમજનક વેપારે એ સાબિત કરી દીધું કે દરેક ભારતીય વૉકલ ફૉર લૉકલના મંત્રને મહત્ત્વ આપી રહ્યો છે
સાથીઓ આજે પણ અનેક લોકો મને ચંદ્રયાન૩ની સફળતા અંગે સંદેશા મોકલતા રહે છે
મને વિશ્વાસ છે કે મારી જેમ તમે પણ આપણા વૈજ્ઞાનિકો અને વિશેષ તો મહિલા વૈજ્ઞાનિકો વિશે ગર્વનો અનુભવ કરતા હશો
સાથીઓ જ્યારે નાટૂનાટૂને ઑસ્કાર મળ્યો તો સમગ્ર દેશ આનંદથી ઝૂમી ઊઠ્યો
થે એલિફન્ટ વ્હિસ્પરર્સ ને સન્માનની વાત જ્યારે સાંભળી ત્યારે કોણ ખુશ નહીં થયું હોય તેના માધ્યમથી દુનિયાએ ભારતની સર્જનાત્મકતાને જોઈ અને પર્યાવરણ સાથે આપણા લગાવને સમજ્યો
આ વર્ષે રમતગમતમાં પણ આપણા ઍથ્લીટોએ જબરદસ્ત પ્રદર્શન કર્યું
એશિયાઈ રમતોમાં આપણા ખેલાડીઓએ 107 અને એશિયાઈ પેરા ગેમ્સમાં ૧૧૧ ચંદ્રકો જીત્યા
ક્રિકેટ વિશ્વ કપમાં ભારતીય ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી બધાનું મન જીતી લીધું
અંડર૧૯ વિશ્વ કપમાં આપણી મહિલા ક્રિકેટ ટીમની જીત ખૂબ જ પ્રેરિત કરનારી છે
અનેક રમતોમાં ખેલાડીઓની ઉપલબ્ધિઓએ દેશનું નામ વધાર્યું
હવે 2024માં પેરિસ ઑલિમ્પિકનું આયોજન થશે જેના માટે સમગ્ર દેશ પોતાના ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યો છે
સાથીઓ જ્યારે પણ આપણે મળીને પ્રયાસ કર્યો આપણા દેશની વિકાસ યાત્રા પર ખૂબ જ સકારાત્મક પ્રભાવ પડ્યો છે
આપણે સ્વતંત્રતાનો અમૃત મહોત્સવઅને મારી માટી મારો દેશ આવાં સફળ અભિયાનનો અનુભવ કર્યો
તેમાં કરોડો લોકોની ભાગીદારીના આપણે બધાં સાક્ષી છીએ
૭૦ હજાર અમૃત સરોવરોનું નિર્માણ પણ આપણી સામૂહિક ઉપલબ્ધિ છે
સાથીઓ મારો એ વિશ્વાસ રહ્યો છે કે જે દેશ ઇનૉવેશનને મહત્ત્વ નથી આપતો તેનો વિકાસ અટકી જાય છે
ભારતનું ઇનૉવેશન હબ બનવું એ વાતનું પ્રતીક છે કે આપણે અટકવાના નથી
2015માં આપણે ગ્લૉબલ ઇનૉવેશન ઇન્ડેક્સમાં 81મા ક્રમ પર હતા આજે આપણો ક્રમ 40 છે
આ વર્ષે ભારતમાં ફાઇલ થનારી પેટન્ટસની સંખ્યા વધુ રહી છે જેમાં લગભગ 60 ટકા ઘરેલુ ફંડની હતી
ક્યુએસ એએસઆઇએ યુનિવર્સિટી Rankingમાં આ વખતે સૌથી વધુ સંખ્યામાં ભારતીય યુનિવર્સિટી સમાવિષ્ટ થઈ છે
જો આ ઉપલબ્ધિઓની સૂચિ બનાવવાનું શરૂ કરીએ તો તે ક્યારેય પૂરી નહીં થાય
આ તો માત્ર ઝલક છે ભારતનું સામર્થ્ય કેટલું પ્રભાવી છે આપણે દેશની આ સફળતાઓથી દેશના લોકોની આ ઉપલબ્ધિઓમાંથી પ્રેરણા લેવાની છે ગર્વ કરવાનો છે નવા સંકલ્પ લેવાના છે
હું ફરી એક વાર તમને સહુને 2024ની શુભકામનાઓ પાઠવું છું
મારા પરિવારજનો આપણે હમણાં ભારત વિશે દરેક તરફ જે આશા અને ઉત્સાહ છે તેની ચર્ચા કરી આ આશા અને અપેક્ષા ખૂબ સારાં છે
જ્યારે ભારત વિકસિત થશે તો તેનો સૌથી વધુ લાભ યુવાઓને જ થશે
પરંતુ યુવાઓને તેનો લાભ ત્યારે હજુ પણ વધુ મળશે જ્યારે તેઓ ફિટ હશે
આજકાલ આપણે જોઈએ છીએ કે દિનચર્યા સંબંધિત રોગો વિશે ઘણી વાત થાય છે તે આપણા બધાં માટે ખાસ કરીને યુવાનો માટે વધુ ચિંતાની વાત છે
આ મન કી બાત માટે મેં તમને બધાને ફિટ ઇન્ડિયા સાથે જોડાયેલાં ઇનપૂટ મોકલવાનો અનુરોધ કર્યો હતો
તમે લોકોએ જે પ્રતિભાવ આપ્યો તેણે મને ઉત્સાહથી ભરી દીધો છે
નામો Appપર મોટી સંખ્યામાં મને સ્ટાર્ટ અપ્સે પણ પોતાનાં સૂચનો મોકલ્યાં છે તેમણે પોતાના અનેક પ્રકારના અનોખા પ્રયાસોની પણ ચર્ચા કરી છે
સાથીઓ ભારતના પ્રયાસથી 2023ને ઇન્ટરનેશનલ યીયર ઓએફ Milletsના રૂપમાં મનાવવામાં આવ્યું
તેનાથી આ ક્ષેત્રમાં કામ કરનારાં સ્ટાર્ટ અપ્સને ઘણા બધા અવસરો મળ્યા છે
તેમાં લખનઉથી શરૂ થયેલા કીરોઝ ફૂડ્સ પ્રયાગરાજના ગ્રાન્ડ માં Milletsઅને ન્યુટ્રાસ્યુટિકલ રિચ ઓર્ગેનિક ઇન્ડિયા જેવાં અનેક સ્ટાર્ટ અપ્સ સમાવિષ્ટ છે
અલ્પિનો હેલ્થ ફૂડ્સ આર્બોરિયલ અને કિરોસ Foodસાથે જોડાયેલા યુવાનો આરોગ્યપ્રદ ખોરાકના વિકલ્પો વિશે નવાંનવાં ઇનૉવેશન પણ કરી રહ્યા છે
બેંગલુરુના અનબોક્સ હેલ્થ સાથે જોડાયેલા યુવાનોએ એ પણ જણાવ્યું છે કે કેવી રીતે તેઓ લોકોને તેમનો મનપસંદ આહાર પસંદ કરવામાં મદદ કરી રહ્યા છે
શારીરિક સ્વાસ્થ્ય વિશે રૂચિ જે રીતે વધી રહી છે તેનાથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા કૉચ અને ટ્રેનરની માગ પણ વધી રહી છે
જોગો ટેક્નોલોજીસ જેવાં સ્ટાર્ટ અપ્સ આ માંગને પૂરી કરવામાં મદદ કરી રહ્યાં છે
સાથીઓ આજે શારીરિક સ્વાસ્થ્ય અને સુખાકારીની ચર્ચા તો ઘણી થાય છે પરંતુ તેની સાથે જોડાયેલું એક મોટું પાસું છે માનસિક સ્વાસ્થ્યનું
મને એ જાણીને ઘણી પ્રસન્નતા થઈ કે મુંબઈનાં ઇન્ફી હીલ અને યોર્ડોસ્ટ જેવાં સ્ટાર્ટ અપ્સ માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને સુધારવા માટે કામ કરી રહ્યાં છે
એટલું જ નહીં આજે તેમના માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટૅક્નૉલૉજીનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે
સાથીઓ હું અહીં કેટલાંક સ્ટાર્ટ અપ્સનું જ નામ લઈ શકું છું કારણકે યાદી ખૂબ લાંબી છે
હું તમને સહુને અનુરોધ કરીશ કે ફિટ Indiaના સપનાને સાકાર કરવાની દિશામાં ઇનૉવેટિવ હૅલ્થ કેર સ્ટાર્ટ અપ્સ વિશે મને જરૂર લખતા રહો
હું તમારી સાથે શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરનારા જાણીતા લોકોનો અનુભવ પણ વહેંચવા માગું છું
આ પહેલો સંદેશ સદ્ગુરુ જગ્ગી વાસુદેવજીનો છે
તેઓ ફિટનેસ વિશેષ રૂપે ફિટનેસ ઓએફ માઇન્ડ અર્થાત્ મનના આરોગ્ય વિશે પોતાના વિચારો જણાવશે
इस मन की बात में मन के स्वास्थ्य पर बात करना हमारा सौभाग्य है મેન્ટલ ઇલનેસીસ એન્ડ હોવ વે કીપ ઓઉર ન્યુરોલોજિકલ સિસ્ટમ અરે વેરી ડાયરેક્ટલી રિલેટેડ
હોવ એલર્ટ સ્ટેટિક ફ્રી એન્ડ ડિસ્ટર્બન્સ ફ્રી વે કીપ ન્યુરોલોજિકલ સિસ્ટમ વિલ ડિસાઇડ હોવ પ્લેઝન્ટ વે ફીલ વિથિન આઉરસેલ્વ્સ વ્હાટ વે કોલ એએસ પીસ લવ જોય બ્લિસફુલનેસ એગોની ડિપ્રેશન એક્સ્ટેસીઝ એએલએલ હવે એ કેમિકલ એન્ડ ન્યુરોલોજિકલ બેસિસ
ફાર્માકોલોજી આઇએસ એસેન્શિયલી ટ્રાયિંગ ટીઓ ફિક્સ થે કેમિકલ ઇમ્બેલન્સ વિથિન થે બોડી બાય એડિંગ કેમિકલ્સ ફ્રોમ આઉટસાઇડ
મેન્ટલ ઇલનેસીસ અરે બેઇંગ મેનેજ્ડ થિસ વે બટ વે મસ્ટ રિયલાઇઝ થત ટેકિંગ કેમિકલ્સ ફ્રોમ આઉટસાઇડ આઇએન થે ફોર્મ ઓએફ મેડિકેશન્સ આઇએસ નેસેસરી વ્હેન ઓને આઇએસ આઇએન એક્સટ્રીમ સિચ્યુએશન
વર્કિંગ ફોર એએન ઇન્ટર્નલ મેન્ટલ હેલ્થ સિચ્યુએશન ઓર વર્કિંગ ફોર એએન ઇક્વેનિમસ કેમિસ્ટ્રી વિથિન આઉરસેલ્વ્સ એ કેમિસ્ટ્રી ઓએફ પીસફુલનેસ જોયફુલનેસ બ્લિસફુલનેસ આઇએસ સોમથિંગ થત હાસ ટીઓ બે બ્રાઉટ ઇન્ટો એવરી individualએસ લાઇફ ઇન્ટો થે કલ્ચરલ લાઇફ ઓએફ એ સોસાયટી એન્ડ થે નેશન્સ અરાઉન્ડ થે વર્લ્ડ એન્ડ થે એન્ટાયર હ્યુમેનિટી
ઇટએસ વેરી ઇમ્પોર્ટન્ટ વે અંડરસ્ટેન્ડ ઓઉર મેન્ટલ હેલ્થ ઓઉર સેનિટી આઇએસ એ ફ્રેજાઇલ પ્રિવિલેજ વે મસ્ટ પ્રોટેક્ટ ઇટ વે મસ્ટ નર્ચર ઇટ
ફોર થિસ થેરે અરે માન્ય લેવલ્સ ઓએફ પ્રેક્ટિસિસ આઇએન થે યોગિક સિસ્ટમ કોમ્પ્લીટલી ઇન્ટર્નલાઇઝ પ્રોસેસીસ થત પીઓપલ કેન ડીઓ એએસ સિમ્પલ પ્રેક્ટિસિસ વિથ વ્હિચ થેય કેન બ્રિંગ સર્ટેન ઇક્વાનિમિટી ટીઓ થેર કેમિસ્ટ્રી એન્ડ સર્ટેન કેલ્મનેસ ટીઓ થેર ન્યુરોલોજિકલ સિસ્ટમ
થે ટેક્નોલોજીસ ઓએફ ઇનર વેલબીંગ અરે વ્હાટ વે કોલ એએસ થે યોગિક સાયન્સિસ
letએસ મેક ઇટ હેપેન
સામાન્ય રીતે સદ્ગુરુજી આવી જ શ્રેષ્ઠ રીતે પોતાની વાતોને સામે રાખવા માટે જાણીતા છે
આવો હવે આપણે જાણીતાં ક્રિકેટ ખેલાડી હરમનપ્રીત કૌરજીને સાંભળીએ
ઓડિયો
नमस्कारमैं अपने देशवासियों को मन की बातके माध्यम से कुछ कहना चाहती हूं माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी के ફિટ ઇન્ડિયા की पहल मुझे अपने ફિટનેસ मंत्र आप सभी के साथ શેર करने के लिए प्रोत्साहित किया है आप सभी को मेरा पहला સજેશન यही है ઓને કેનોટ આઉટ ટ્રેન એ બાદ diet
इसका अर्थ ये है कि आप कब खाते हो और क्या खाते हो इस के बारे में आपको बहुत सावधान रहना होगा हाल ही में माननीय प्रधानमंत्री मोदी जीने सभी को बाजरा खाने के लिए એન્કોરેજ किया है जो कि ઇમ્યુનિટી बढाता है और टिकाउ खेती करने में सहायता करता है और पचाने में भी आसान है રેગ્યુલર એક્સરસાઇઝ और 7 घंटे की पूरी नींद બોડી के लिए बहुत जरूरी है और ફિટ रहने के लिए मदद करती है इस के लिए बहुत ડિસિપ્લિન એન્ડ કન્સિસ્ટન્સી की जरूरत होगी जब आप को इसका રિઝલ્ટ मिलने लग जाएगा तो आप ડેઇલી खुद ही એક્સરસાઇઝ करना startकरदोगे मुझे आप सब से बात करने और अपना ફિટનેસ मंत्र શેર करने का अवसर देने के लिए माननीय प्रधानमंत्री जी का बहुत धन्यवाद
હરમીનપ્રીતજી જેવાં પ્રતિભાશાળી ખેલાડીની વાતો નિશ્ચિત રૂપથી તમને સહુને પ્રેરિત કરશે
આવો ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદજીને સાંભળીએ
આપણે બધા જાણીએ છીએ કે તેમની રમત શતરંજ માટે માનસિક સ્વાસ્થ્યનું કેટલું મહત્ત્વ છે
નમસ્તે આઇ એએમ વિશ્વનાથન આનંદ યુ હવે સીન મે પ્લે ચેસ એન્ડ વેરી ઓફ્ટેન આઇ એએમ આસ્ક્ડ વ્હાટ આઇએસ યૂર ફિટનેસ રાઉટીને નોવ ચેસ રિક્વાયર્સ એ લોટ ઓએફ ફોકસ એન્ડ પેશન્સ સો આઇ ડીઓ થે ફોલોઇંગ વ્હિચ કીપ્સ મે ફિટ એન્ડ અગિલે
આઇ ડીઓ યોગા ત્વો ટાઇમ્સ એ વીક આઇ ડીઓ કાર્ડિયો ત્વો ટાઇમ્સ એ વીક એન્ડ ત્વો ટાઇમ્સ એ વીક આઇ ફોકસ ઓન ફ્લેક્સિબિલિટી સ્ટ્રેચિંગ વેઇટ ટ્રેનિંગ એન્ડ આઇ ટેન્ડ ટીઓ ટેક ઓને ડે ઓએફએફ પેર વીક
એએલએલ ઓએફ ઠેસે અરે વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ચેસ
યુ નીડ ટીઓ હવે થે સ્ટેમિના ટીઓ લાસ્ટ 6 ઓર 7 હોર્સ ઓએફ ઇન્ટેન્સ મેન્ટલ એફોર્ટ બટ યુ અલસો નીડ ટીઓ બે ફ્લેક્સિબલ ટીઓ એબલ ટીઓ સિટ કમ્ફર્ટેબલી એન્ડ થે એબિલિટી ટીઓ રેગ્યુલેટ યૂર બ્રીથ ટીઓ કાલ્મ ડાઉન આઇએસ હેલ્પફુલ વ્હેન યુ વાન્ટ ટીઓ ફોકસ ઓન સોમે પ્રોબ્લેમ વ્હિચ આઇએસ યુઝ્યુઅલી એ ચેસ ગેમ
માય ફિટનેસ ટીપ ટીઓ એએલએલ મન્ન કી બાટ લિસ્ટનર્સ વાઉલ્ડ બે ટીઓ કીપ કાલ્મ એન્ડ ફોકસ ઓન થે ટાસ્ક અહેડ
થે બેસ્ટ ફિટનેસ ટીપ ફોર મે એબ્સોલ્યુટલી થે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફિટનેસ ટીપ આઇએસ ટીઓ ગેટ એ ગુડ નાઇટ સ્લીપ
ડીઓ નોટ સ્ટાર્ટ સ્લીપિંગ ફોર ફોર એન્ડ ફાઇવ હોર્સ એ નાઇટ આઇ થિંક સેવેન ઓર આઇટ આઇએસ એ એબ્સોલ્યુટ મિનિમમ સો વે શોલ્ડ ટ્રાય એએસ હાર્ડ એએસ પોસિબલ ટીઓ ગેટ ગુડ નાઇટ સ્લીપ બેકાઉસ થત આઇએસ વ્હેન થે નેક્સ્ટ ડે યુ અરે એબલ ટીઓ ગેટ થ્રોગ થે ડે આઇએન કાલ્મ ફેશન
યુ donટી મેક ઇમ્પલ્સિવ decisions યુ અરે આઇએન કન્ટ્રોલ ઓએફ યૂર ઇમોશન્સ
ફોર મે સ્લીપ આઇએસ થે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફિટનેસ ટીપ
આવો હવે અક્ષયકુમારજીને સાંભળીએ

ઇન્સ્ટન્ટ કોફી या दो मिनट का નૂડલ नहीं है इस नए साल में अपने आप से वादा करो નો કેમિકલ્સ નો શોર્ટકટ कसरत योग अच्छा खाना वक्त पर सोना थोडा મેડિટેશન और सब से जरूरी जैसे आप दिखते हो ना उसे खुशी से એક્સેપ્ટ करो आज के बाद ફિલ્ટર वाली લાઇફ नहीं ફિટર वाली લાઇફ जियो ટેક કેર जय महाकाल
આ ક્ષેત્રમાં અનેક બીજાં સ્ટાર્ટ અપ પણ છે
આથી મેં વિચાર્યું કે એક યુવા સ્ટાર્ટ અપ ફાઉન્ડર સાથે પણ ચર્ચા કરીએ જે આ ક્ષેત્રમાં ઘણું સારું કામ કરી રહ્યા છે
नमस्कार मेरा नाम ऋषभ मल्होत्रा है और मैं बेंगलुरु का रहनेवाला हूं मुझे यह जानकर बेहद खुशी हई कि मन की बात में ફિટનેસ पर चर्चा हो रही है मैं खुद ફિટનેસ की दुनिया से બેલોંગ करता हूं और बेंगलुरु में हमारा एक સ્ટાર્ટઅપ है जिस का नाम है तगडा रहो हमारा સ્ટાર્ટઅપ भारत के पारंपारिक व्यायाम को आगे लाने के लिए बनाया गया है भारत के पारंपरिक व्यायाम में एक बहुत ही अद्भुत व्यायाम है जो है गदा व्यायाम और हमारा पूरा ફોકસ गदा और मुग्दर व्यायाम पर ही है लोगों को जानकर आश्चर्य होता है कि आप गदा से सारी ટ્રેનિંગ कैसे कर लेते है मैं यह बताना चाहूंगा कि गदा व्यायाम हजारों साल पुराना व्यायाम है और ये हजारों सालों से भारत में चलता आ रहा है आपने इसे छोटे बडे अखाडों में देखा होगा और हमारे સ્ટાર્ટઅપ के माध्यम से हम इसे एक आधुनिक ફોર્મ में वापस लेकर आए है हमें पूरे देश से बहुत प्यार मिला है बहुत अच्छा રિસ્પોન્સ मिला है
मन की बातके माध्यम से मैं यह बताना चाहूंगा कि इसके अलावा भी भारत में बहुत से ऐसे प्राचीन व्यायाम है હેલ્થ और fitnessसे રિલેટેડ विधि है जो हमें अपनानी चाहिए और दुनिया में आगे भी सिखानी चाहिए मैं ફિટનેસ की दुनिया से हूं तो आप को एक પર્સનલ ટીપ देना चाहूँगा गदा व्यायाम से आप अपना बल अपनी ताकत अपना પોશ્ચર और अपनी બ્રીથિંગ को भी ठीक कर सकते है तो गदा व्यायाम को अपनाए और इसे आगे बढाएं जय हिंद
સાથીઓ દરેકે પોતાના વિચાર મૂક્યા છે પરંતુ બધાનો એક જ મંત્ર છે હેલ્થી રહો ફિટ રહો
2024ની શરૂઆત કરવા માટે તમારી પાસે તમારી ફિટનેસથી મોટો સંકલ્પ બીજો કયો હશે
મારા પરિવારજનો કેટલાક દિવસ પહેલાં કાશીમાં એક પ્રયોગ થયો હતો જેને હું મન કી બાતના શ્રોતાઓને જરૂર બતાવવા માગું છું
તમે જાણો છો કે કાશીતમિળ સંગમમમાં હિસ્સો લેવા માટે હજારો લોકો તમિળનાડુથી કાશી પહોંચ્યા હતા
ત્યાં મેં તે લોકો સાથે સંવાદ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ટૂલ ભાષિણીનો સાર્વજનિક રૂપે પહેલી વાર ઉપયોગ કર્યો
હું મંચથી હિન્દીમાં સંબોધન કરી રહ્યો હતો પરંતુ એઆઈ ટૂલ ભાષિણીના કારણે ત્યાં ઉપસ્થિત તમિળનાડુના લોકોને મારું આ જ સંબોધન તે સમયે તમિળ ભાષામાં સંભળાઈ રહ્યું હતું
કાશીતમિળ સંગમમમાં આવેલા લોકો આ પ્રયોગથી ખૂબ જ ઉત્સાહિત દેખાયા
એ દિવસ દૂર નથી જ્યારે કોઈ એક ભાષામાં સંબોધન થશે અને જનતા તે જ સમયે તે ભાષણને પોતાની ભાષામાં સાંભળશે
આવું જ ફિલ્મો સાથે પણ થશે જ્યારે જનતા સિનેમા હૉલમાં એઆઈની મદદથી તત્કાળ ભાષાંતર સાંભળતી હશે
તમે અનુમાન કરી શકો છો કે જ્યારે આ ટૅક્નૉલૉજી આપણી શાળાઓ આપણી હૉસ્પિટલો આપણાં ન્યાયાલયોમાં વ્યાપક રૂપે ઉપયોગ થવા લાગશે તો કેટલું મોટું પરિવર્તન આવશે
હું આજની યુવા પેઢીને આગ્રહ કરીશ કે તત્કાળ ભાષાંતર સાથે જોડાયેલા એઆઈ ટૂલ્સને વધુ સમજો અને તેને 100 ટકા ફૂલ પ્રૂફ બનાવો
સાથીઓ બદલતા સમયમાં આપણે આપણી ભાષાઓ બચાવવાની પણ છે અને સંવર્ધિત પણ કરવાની છે
હવે હું તમને ઝારખંડના એક આદિવાસી ગામ વિશે જણાવવા માગું છું
આ ગામે પોતાનાં બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવા માટે એક અનોખો પ્રયોગ કર્યો છે
ગઢવા જિલ્લાના મંગલો ગામમાં બાળકોને કુડુખ ભાષામાં શિક્ષણ અપાઈ રહ્યું છે
આ શાળાનું નામ છે કાર્તિક ઉરાંવ આદિવાસી કુડુખ સ્કૂલ
આ શાળામાં 300 આદિવાસી બાળકો ભણે છે
કુડુખ ભાષા ઉરાંવ આદિવાસી સમુદાયની માતૃભાષા છે
કુડુખ ભાષાની પોતાની લિપિ પણ છે જેને તોલંગ સિકી નામથી ઓળખવામાં આવે છે
આ ભાષા ધીરેધીરે વિલુપ્ત થતી જઈ રહી હતી જેને બચાવવા માટે આ સમુદાયે પોતાની ભાષામાં બાળકોને શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે
આ શાળાને શરૂ કરવાનાર અરવિંદ ઉરાંવ કહે છે કે આદિવાસી બાળકોને અંગ્રેજી ભાષામાં તકલીફ પડતી હતી તેથી તેમણે ગામનાં બાળકોને પોતાની માતૃભાષામાં ભણાવવાનું શરૂ કર્યું
તેમના આ પ્રયાસથી સારાં પરિણામ મળવાં લાગ્યાં તો ગામના લોકો પણ તેમની સાથે જોડાયા
પોતાની ભાષામાં અભ્યાસના કારણે બાળકોની શીખવાની ઝડપ પણ વધી ગઈ
આપણા દેશમાં અનેક બાળકો ભાષાની મુશ્કેલીના કારણે ભણતર અધવચ્ચે જ છોડી દે છે
આવી મુશ્કેલીઓને દૂર કરવામાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની મદદ પણ મળી રહી છે
આપણો પ્રયાસ છે કે ભાષા કોઈ પણ બાળકના શિક્ષણ અને પ્રગતિમાં બાધા ન બનવી જોઈએ
સાથીઓ આપણી ભારતભૂમિના દરેક કાળખંડને દેશની વિલક્ષણ દીકરીઓએ ગૌરવથી ભરી દીધો છે
સાવિત્રીબાઈ ફૂલેજી અને રાની વેલુ નાચિયારજી દેશની આવી જ બે વિભૂતિઓ છે
તેમનું વ્યક્તિત્વ એવા પ્રકાશ સ્તંભ જેવું છે જે દરેક યુગમાં નારી શક્તિને આગળ વધારવાનો માર્ગ દેખાડતું રહેશે
આજથી કેટલાક જ દિવસો પછી ૩ જાન્યુઆરીએ આપણે બધાં આ બંનેની જયંતી મનાવીશું
સાવિત્રીબાઈ ફૂલેજીનું નામ આવતાં જ સૌથી પહેલાં શિક્ષણ અને સમાજ સુધારના ક્ષેત્રમાં તેમનું યોગદાન સામે આવે છે
તેઓ હંમેશાં મહિલાઓ અને વંચિતોનાં શિક્ષણ માટે જોરદાર રીતે અવાજ ઉઠાવતાં રહ્યાં
તેઓ પોતાના સમયથી ખૂબ જ આગળ હતાં અને એ ખોટી પ્રથાઓના વિરોધમાં હંમેશાં આગળ રહ્યાં
શિક્ષણથી સમાજના સશક્તિકરણ પર તેમનો ગાઢ વિશ્વાસ હતો
મહાત્મા ફૂલેજી સાથે મળીને તેમણે દીકરીઓ માટે અનેક શાળાઓ શરૂ કરી
તેમની કવિતાઓ લોકોમાં જાગૃતિ વધારનારી અને આત્મવિશ્વાસ ભરનારી હતી
લોકોને હંમેશાં તેમનો એવો આગ્રહ રહેતો કે તેઓ જરૂરિયાતમાં એકબીજાની મદદ કરે અને પ્રકૃતિ સાથે પણ સમરસતાથી રહે
તેઓ કેટલાં દયાળુ હતાં તે શબ્દોમાં સમાવી ન શકાય
જ્યારે મહારાષ્ટ્રમાં દુકાળ પડ્યો તો સાવિત્રીબાઈ અને મહાત્મા ફૂલેએ જરૂરિયાતવાળા લોકોની મદદ માટે પોતાના ઘરના દરવાજા ખોલી દીધા
સામાજિક ન્યાયનું આવું ઉદાહરણ વિરલ જ જોવા મળે છે
જ્યારે ત્યાં પ્લેગનો ભય વ્યાપેલો હતો તો તેમણે પોતાને લોકોની સેવામાં લગાવી દીધા
આ દરમિયાન તેઓ પોતે આ બીમારીની ઝપટમાં આવી ગયા
માનવતાને સમર્પિત તેમનું જીવન આજે પણ આપણને બધાંને પ્રેરિત કરી રહ્યું છે
સાથીઓ વિદેશ શાસન વિરુદ્ધ સંઘર્ષ કરનારી દેશની અનેક મહાન વિભૂતિઓમાંથી એક નામ રાની વેલુ નાચિયારનું પણ છે
તમિળનાડુનાં મારાં ભાઈબહેન આજે પણ તેમને વીરા મંગઈ અર્થાત્ વીર નારીના નામથી યાદ કરે છે
અંગ્રેજો વિરુદ્ધરાની વેલુ નાચિયાર જે બહાદુરીથી લડ્યાં અને જે પરાક્રમ દેખાડ્યું તે ખૂબ જ પ્રેરિત કરનારું છે
અંગ્રેજોએ શિવગંગા સામ્રાજ્ય પર આક્રમણ દરમિયાન તેમના પતિની હત્યા કરી દીધી હતી જે ત્યાંના રાજા હતા
રાની વેલુ નાચિયાર અને તેમની દીકરી કોઈક રીતે દુશ્મનથી બચીને ભાગી ગયાં હતાં
તેઓ સંગઠન બનાવવા અને મરુદુ બંધુઓ અર્થાત્ પોતાના સૈનિકો સાથે સેના તૈયાર કરવામાં અનેક વર્ષો લાગેલાં રહ્યાં
તેમણે પૂરી તૈયારીઓ સાથે અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું અને ખૂબ જ હિંમત અને સંકલ્પ શક્તિ સાથે લડાઈ લડી
રાની વેલુ નાચિયારનું નામ એવા લોકોમાં આવે છે જેમણે પોતાની સેનામાં પહેલી વાર માત્ર મહિલાઓનું જૂથ બનાવ્યું
હું આ બંને વીરાંગનાઓને શ્રદ્ધાસુમન અર્પિત કરું છું
મારા પરિવારજનો ગુજરાતમાં ડાયરાની પરંપરા છે
આખી રાત હજારો લોકો ડાયરામાં જઈને મનોરંજન સાથે જ્ઞાનને મેળવે છે
આ ડાયરામાં લોકસંગીત લોકસાહિત્ય અને હાસ્યની ત્રિવેણી દરેકના મને આનંદથી ભરી દે છે
આ ડાયરાના એક પ્રસિદ્ધ કલાકાર છે ભાઈ જગદીશ ત્રિવેદીજી
હાસ્ય કલાકારના રૂપમાં ભાઈ જગદીશ ત્રિવેદીજીએ 30 વર્ષથી પણ વધુ સમયથી પોતાનો પ્રભાવ જમાવેલો રાખ્યો છે
તાજેતરમાં જ ભાઈ જગદીશ ત્રિવેદીજીનો મને એક પત્ર મળ્યો અને સાથે તેમણે પોતાનું એક પુસ્તક પણ મોકલ્યું છે
પુસ્તકનું નામ છે સોશિયલ ઓડિટ ઓએફ સોશિયલ સર્વિસ
આ પુસ્તક ખૂબ જ અનોખું છે
તેમાં હિસાબકિતાબ છે આ પુસ્તક એક રીતે સરવૈયું છે
છેલ્લાં છ વર્ષમાં ભાઈ જગદીશ ત્રિવેદીજીએ કયાકયા કાર્યક્રમમાંથી કેટલી આવક થઈ અને તેનો ક્યાંક્યાં ખર્ચ થયો તેના પૂરા લેખાજોખા પુસ્તકમાં છે
આ સરવૈયું એટલા માટે અનોખું છે કારણકે તેમણે પોતાની પૂરી આવક એકએક રૂપિયો સમાજ માટે શાળા હૉસ્પિટલ લાઇબ્રેરી દિવ્યાંગજનો સાથે જોડાયેલી સંસ્થાઓ સમાજસેવામાં ખર્ચ કરી દીધો પૂરાં છ વર્ષનો હિસાબ છે
જેમ પુસ્તકમાં એક જગ્યાએ લખ્યું છે 20૨૨માં તેમને પોતાના કાર્યક્રમોથી આવક થઈ બે કરોડ પાંત્રીસ લાખ ઓગણએંસી હજાર છસ્સો ચુમ્મોતેર રૂપિયા
અને તેણે શાળા હૉસ્પિટલ પુસ્તકાલય પર ખર્ચ કર્યા બે કરોડ પાંત્રીસ લાખ ઓગણેંસી હજાર છસ્સો ચુમ્મોતેર રૂપિયા
તેમણે એક પણ રૂપિયો પોતાની પાસે ન રાખ્યો
હકીકતે તેની પાછળ પણ એક રસપ્રદ ઘટના છે
થયું એવું કે એક વાર ભાઈ જગદીશ ત્રિવેદીજીએ કહ્યું કે જ્યારે 2017માં તેઓ 50 વર્ષના થઈ જશે તો તે પછી તેમના કાર્યક્રમોથી થનારી આવકને તેઓ ઘરે નહીં લઈ જાય પરંતુ સમાજ પર ખર્ચ કરી નાખશે
2017 પછી અત્યાર સુધી તેઓ લગભગ પોણા નવ કરોડ રૂપિયા અલગઅલગ સામાજિક કાર્યો પર ખર્ચ કરી ચૂક્યા છે
એક હાસ્ય કલાકાર પોતાની વાતોથી દરેકને હસવા માટે મજબૂર કરી દે છે
પરંતુ તે અંદરથી કેટલી સંવેદનાઓને જીવે છે તે ભાઈ જગદીશ ત્રિવેદીજીના જીવન પરથી ખબર પડે છે
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેમની પાસે પીએચ
ની ત્રણ ડિગ્રીઓ પણ છે
તેઓ ૭૫ પુસ્તકો લખી ચૂક્યા છે જેમાંથી અનેક પુસ્તકોને સન્માનિત કરવામાં આવ્યાં છે
હું ભાઈ જગદીશ ત્રિવેદીજીને તેમનાં સામાજિક કાર્યો માટે ખૂબખૂબ શુભકામનાઓ આપું છું
મારા પરિવારજનો અયોધ્યામાં રામ મંદિર અંગે પૂરા દેશમાં ઉત્સાહ છે ઉમંગ છે
લોકો પોતાની ભાવનાઓને અલગઅલગ રીતે વ્યક્ત કરી રહ્યા છે
તમે જોયું હશે વિતેલા કેટલાક દિવસોમાં શ્રી રામ અને અયોધ્યા અંગે ખૂબ બધાં નવાં ગીતો નવાં ભજનો બનાવવામાં આવ્યાં છે
ઘણા બધા લોકો નવી કવિતાઓ પણ લખી રહ્યા છે
તેમાં મોટામોટા અનુભવી કલાકારો પણ છે તો નવા ઉભરતા યુવા સાથીઓએ પણ મનને મોહી લેનારાં ભજનોની રચના કરી છે
કેટલાંક ગીતો અને ભજનોને તો મેં પણ પોતાના સૉશિયલ મીડિયા પર શૅર કર્યાં છે
એવું લાગે છે કે કળા જગત પોતાની અનોખી શૈલીમાં એક ઐતિહાસિક ક્ષણનું સહભાગી બની રહ્યું છે
મારા મનમાં એક વાત આવી રહી છે કે શું આપણે બધા એવી બધી રચનાઓને એક કોમન હાશ ટેગ સાથે શૅર ન કરી શકીએ મારો તમને અનુરોધ છે કે હેશટૅગ શ્રી રામભજન shriRamBhajanની સાથે તમે તમારી રચનાઓને સૉશિયલ મીડિયા પર શૅર કરો
આ સંકલન ભાવોનો ભક્તિનો એવો પ્રવાહ બનશે જેમાં દરેક રામમય થઈ જશે
મારા પ્રિય દેશવાસીઓ આજે મન કી બાતમાં મારી સાથે બસ આટલું જ
2024ને હવે કેટલાક કલાકોની જ વાર છે
ભારતની ઉપલબ્ધિઓ દરેક ભારતવાસીની ઉપલબ્ધિ છે
આપણે પંચ પ્રણોનું ધ્યાન રાખીને ભારતના વિકાસ માટે નિરંતર પ્રયાસરત રહેવાનું છે
આપણે કોઈ પણ કામ કરીએ કોઈ પણ નિર્ણય લઈએ આપણી સૌથી પહેલી કસોટી એ જ હોવી જોઈએ કે તેનાથી દેશને શું મળશે તેનાથી દેશને શું લાભ થશે
રાષ્ટ્ર પ્રથમ નેશન ફર્સ્ટ તેનાથી મોટો કોઈ મંત્ર નથી
આ મંત્ર પર ચાલતાં આપણે ભારતીયો પોતાના દેશને વિકસિત બનાવીશું આત્મનિર્ભર બનાવીશું
તમે બધાં 2024માં સફળતાઓની નવી ઊંચાઈ પર પહોંચો તમે બધાં સ્વસ્થ રહો ફિટ રહો ખૂબ આનંદથી રહો મારી આ જ પ્રાર્થના છે
2024માં આપણે ફરી એક વાર દેશના લોકોની નવી ઉપલબ્ધિઓ પર ચર્ચા કરીશું
ખૂબ ખૂબ ધન્યવાદ